હવેથી જયા પણ તમારે આ chart save કરવો છે તો select કરો એ ફોલ્ડર નું નામ અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કર લો તેથી તે select થઈ જશે અહિયાં તમારે જે નામ આપવું હોય તે નામ આપી શકો chart template માં ત્યારબાદ અહિયાં બીજું option છે switch column જેવુ તમે switch column પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ડેટા એ select થઇ ગયો જૂનો હતો એ change થઈ ગયો એક્સ અને વાય એક્સ નો ડેટા વાય પર જતો રહ્યો અને વાય નો એક્સ પર તેમાં તમને અહિયાં subject વિધ્યાર્થી નું નામ જોવા મળતા એના જગ્યાએ અત્યારે subject જોવા મળે છે એટલે વિધ્યાર્થી નું નામ આ બાજુ આવી ગયું પરંતુ મારે તો નીચે જ વિધ્યાર્થી ના નામ જોવે છે તો જેથી માર્કસ ની comparison સરળ રીતે કરી શકાય તો અત્યારે તમે અહી જોય શકો છો અહિયાં પાંચ બાર વિષયના બધાના જોવા મળે છે અહિયાં ગૌરવ તો ગૌરવ ના બધા વિષયના માર્કસ જોવા મળે છે અને social science હિન્દી ગુજરાતી english તો અહીથી તમે અહી column અને row નો ડેટા ને આડા અવળો કરી શકાય છે ત્યારબાદ અહીથી area select કરી શકાય છે જે ડેટા નું એરિયા આપડે select કરેલો છે એમાં changes કરવું હોય તો એ પણ કરી શકાય ધારો કે આ ડેટા માંથી મારે જોવો english કાઢી નાખવું છે તો હું અહીથી આના પર ક્લિક કરીશ અને જેટલો ડેટા મને changes જોઈએ છે તેટલો અહીથી પાછો select કરી લઇશ ધારો કે મારે અત્યારે માત્ર ત્રણ જ માર્કસ વિષય ના માર્કસ જોઈએ છે તો આના પર select કરી લીધું છે ત્યારબાદ પાછા આના પર અને અહીથી ઓકે બટન પર ક્લિક કરી લો તમે અત્યારે જોઈ શકો છો કે માત્ર ત્રણ જ વિધ્યાર્થી ના માર્કસ અત્યારે મને chart ની અંદર જોવા મળે છે ત્યારબાદ chart ના layout છે અલગ અલગ એમાં જે પણ તમને layout તમને પસંદ પડે તે layout પસંદ કરી શકો છો ધારો કે મારે આ layout જોઈએ છે તો એના પર જઈશ તો automatic એ chart insert થઈ ગયેલો જોવા મળે છે આ અલગ અલગ chart ની અલગ અલગ ખાસિયત હોય છે અહી તમે ટાઇટલ આપી શકો છો અહી નીચે જે ડેટા છે એ ડેટા નું ટાઇટલ આપવું હોય તો આપી શકો તો આ બાજુ જો માર્કસ લખેલા છે એ પણ આપી શકો છો તો અહિયાં તમે આ ટાઇટલ પર ક્લિક કરશો તો તમને એ change કરવા માટેનું option જોવા મળશે અત્યારે હું અહિયાં મે cursor વય ગઈ અને ક્લિક કર્યું તો એ મને change નો option આવી ગયેલો છે અરે અહિયાં Student ત્યાં એવું કરી દેવું છે તો એ ok લખાઈ જશે ત્યારબાદ અહિયાં જો તમારે એ જ રીતે ટાઇપ કરવું હોય તો એ પણ ટાઇપ કરી શકો ધારો કે હું અત્યારે અહિયાં માર્કસ એવું કરી દેવું છે તો તમે એ રીતે કરી શકો છો તમારે chart નું ટાઇટલ change કરવું હોય તો પણ તમે એ change કરી શકો છો તેના પર ક્લિક કરશો ત્યારબાદ તમને એ changes માટેનું option આવી જશે ધારો કે અત્યારે મારી આ youtube channel નું નામ આપી દાવ છું competity gujarat મિત્રો હજી સુધી channel ને subscribe નો કરી હોય તો channel suscribe ખાસ કરી લેજો જેથી તમને અમારા

કોઈ એક શીટ ની અંદર થી બીજી શીટ માં લઈ જવો હોય તો એ રીતે કરી શકે છે પરંતુ એ move chart નો option છે અહિયાં થી તમે select કરીને પણ અથવા કટ કરીને પણ chart ને કોઈ પણ જગ્યાએ move કરી શકો છો એટલે એ option એટલો બધો અગત્યનો નથી ત્યારબાદ layout ની અંદર જશું layout ની અંદર અહિયાં પિચચર કોઈ નાખવું હોય તો નાખી શકો છો આ સ્નેપ છે માં તમે કોઈ ચિત્રકામ મતલબ કોઈ design બનાવી હોય તો એ કરી શકો છો એ option chart માટે એટલા અગત્યના નથી અહિયાં chart title ખાસ option છે ધારો કે અત્યારે એને competity gujarat લખેલું છે અને એને મારે કાઢી નાખવું છે મારે chart નું title નથી રેવ દેવું તો અ નામ પર ક્લિક કરશો એટલે અહીથી chart નું title જતું રહેશે પાછું મારે લાવી દેવું છે તો અહિયાં chart title આવી ગયેલું છે હવે અત્યારે જે પણ અહી ટાઇપ કરવું છે chart title એ title લખી શકો છો x title એટલે કે આપડું નીચે વાળું અહિયાંથી ધીરે ધીરે નિશાન પર ક્લિક કરો અને અહી horizontal અને vertical

આપડે નીચે student નામ લખેલું છે ત્યારે નામ પર ક્લિક કરશો તો student નામ જતું રહ્યું પાછું મારે title લાવવું છે અહિયાં પસંદ કરો તો જોય શકો છો અહીયા XL title આવી ગયું છે તમારે જે ટાઇપ કરવું હોય તે કરી શકો

ત્યારબાદ બીજો option કે તમે અત્યારે જોય શકો છો કે જે શબ્દો હતા તે ઉપર આવી ગયા છે આ રીતે તમે ઘણા બધા એ option આપેલા છે એમાંથી કોઈ પણ option પસંદ કરી શકો છો અ bottom નો option કરશો તે રીતે તમને નીચે જોવા મળશે તો આ legend option પણ ખૂબ જ અગત્યનો છે જો મારે કાઢી નાખવો હોય ક્યાંય માર્કસ નથી રેવા દેવા તો એ રીતે પણ કાઢી શકો છો

તે તમને અત્યારે કેટલા માર્કસ નું ઊંચાઈનું ધરાવે છે એ જોવા મળે છે અત્યારે ધારો કે મારે ડેટા લેબલ માં એને outside end પર ક્લિક કરી દેવું છે તો તમે ઉપર બહુ જ સરસ રીતે માર્કસ જોવા મળે છે આહ ઘણી વાર chart માં આવા option જોવા મળે છે.

આહ chart નો formatting એ ખૂબ જ સરસ લાગે. ત્યાર બાદ અહિયાં data table પર જે data ના answer માટે જે chart બનાવ્યો છે તે એનો table આપણા chart ની નીચે જોવા મળે છે. અત્યારે હું શો ટેબલ કરી દવ છું તો તમે જોય શકો છો અત્યારે કે ત્રણ subject અ હતા એના માર્કસ જોવા મળે છે અહિયાં નામ ની નીચે તો આ રીતે ઘણી વાર કોઈ પણ ચાર્ chart એનો અભ્યાસ કરવો ખૂબ સરળ બને એના માટે અહી ટેબલ પર નીચે મૂકેલું જોવા મળે છે ઘણી વાર પરીક્ષાની અંદર આવા chart આપેલ હોવાના આધારે પ્રશ્નો આપડે લખવાના થતાં હોય છે ત્યારે એ રીતે તમારી chart ની નીચે આવું ટેબલ બનાવેલું જોવા મળે છે ત્યારબાદ

primary vertically assist છે એના પર show default છે એ કાઢી નાખીએ non કરી દઈએ છે તો તમે જોય શકો છો આ બાજુથી જે ડેટા હતો એ બધો જતો રહ્યો છે પાછો આપડે એના પર ક્લિક કરશું અને vertically show default કરી દેશું તો તમને આવી રીતે જોવા મળે છે અ આ access બને ત્યાં સુધી ના કાઢી નાખવા કેમ કે એ તો આપણાં મૂળભૂત ડેટા છે તે ડેટા અ આપડે કાઢી નાખશું તો આપણને કશું ખ્યાલ આવશે નહીં ધારો કે અહીથી આ જેરો થી સો વચ્ચે નું કાઢી નાખીએ તો ઉપર માર્કસ લખેલા ના હોય તો તમને અહી કેટલા માર્કસ છે એ ખ્યાલ આવશે નહિ

જો મારે કાઢી નાખવી છે તો પ્રથમ option પર હું ક્લિક કરી દઇશ અને non પર ક્લિક કરીશ એટલે અહી લાઈનો જતી રહેલી જોવા મળશે ત્યારબાદ format option ની અંદર અ

ડિલીટ થી પ્રેસ કરી શકો છો ડિલીટ થી પ્રેસ કરી દીધી છે તો આ chart delete થયેલો જોવા મળે છે જો તમારે બીજો કઈ chart લેવો હોય તો તમે આ રીતે અહીથી ડેટા પસંદ કરો અને ઇન્સર્ટ પર જો અને અલગ પ્રકાર નો જે chart છે એ કોઈ પણ પસંદ કરી લ્યો ધારો કે મારે pie chart જોઈએ છે તો ફાઇલ પર insert કરીશ અને અહી જોય શકો છો તમે મને એ chart જોવા મળે છે પરંતુ આ chart અને column chart બંને માં ઘણો different હોય છે

તો અહી maths નો મને પાઇ chart મને આવી ગયો હવે maths તો અહી બાજુમાં છે એટલે આપડે પ્રથમ જે ડેટા હતો એના બેસ પર આપડે એ ડેટા આપણને મળી ગયો પરંતુ social science નો આ રીતે પાઇ chart લેવો હોય તો કઈ રીતે લેવાનું તો એના પેલા આને આપડે delete કરી દઈએ તમે delete key press કરો ત્યારબાદ તો તમારે maths ના જોઈતા હશે તો આ રીતે હું ડેટા પસંદ કરીશ તો હું maths નું મળી જશે social science નું જોશે તો આ રીતે પસંદ કરશો તો પણ maths ના જ તમને Chart label જોવા મળશે તો એના માટે select કરવાની રીત change કરવી પડશે પ્રથમ તો આટલો ડેટા select કરી લો ત્યારબાદ સીધા પરથી ctrl key press કરો અને હવે social science નો આ રીતે ડેટા પસંદ કરી લ્યો ત્યારબાદ

જી સાહેબ, તો આપણે આજે એવું હતું, દીવ દમણમાં તમે ધૂમવા ગયા તા

सत्तर રૂપિયાની મળે છે આહ અહિંયા તો દેડશો બસ્સોમાં મળે છે. હા અમે તો

અરે એવું

તે એવું તો અમારું भी મારુ भी એ જ હાલ છે ને કે Drink પૂરી મળી જતું બેઠે બેઠે પી લીધું. મારે તો પહેલા એવું હતું ત્યારે sunday ના દિવસે તો અમે કરવા નું તો કરવા નું જ હતું અને અત્યારે આ તો દીવ દમણમાં તો અમે પહેલા એવું હતું સાલ માં એક ને બે વાર જતા હતા. અને અહીંયા મચ્છી Fry ખાય આવતા હતા બાજુમાં

હા એક કેટલા? છોડી કેમ દીધી? છોડી કેમ દીધી? બીજી જગ્યાએ invest થતું હોય તો ફરીથી જ બાત કરી લેજો યા

બે ઇ તો બધા જે કામ કરતા હોય તો આપણે બધા સીખી જતું હોય ના નહિ આવતું હોય તો

cricketer. હા હા

ઉભું રેવાનું problem થાય પછી આંઠ કલાક

આવું હોય તો નીકળી જ જવાનું ને તો ત્યાં તો ઓછુ હોય તો ત્યાંથી કરતાં તો ત્યાં જઈ જવાનું. બીજું શું છે અરે રજા main વાત તોએ જ છે ને આપણે ના એ તો મેં હા હા એ વાત છે. multiple X-ray જે હતું એ જેમાં તમે જતાં તા એ સારું હતું તો યા વાત કરીને invest કરી લો તો સારું જ છે ને

હમ હમ

કોય problem હતું કે એવું એની જાતે છોડી દીધી તી? એવું છે. તો વાંધો નહી. મારે આજે તો હવે એવું છે મારા તો હું તો બીજી જગ્યાએ ગોતતો નથી ને બીજું એવું છે કે ધંધા line માં પડવાનું મળે છે મારે એમાં એવું છે કે આંઠ કલાક ન્યા બેઠવાનું બોવ પડે સવારથી લઈને સાંજે સુધી બેઠવાનું તો એવું કાંટાડો આવે. હવે મારા ત્યાં બેઠો એની આપણાં ઘરથી ના અહીંયા બાર છે ને ઘરથી, ઘર માં નથી ના. હવે એ શું છે ધંધો ગલ્લાની અંદર નહિ ધંધો તો અલગ છે. મારે એમાં એવું છે કે ઘરનો phone આવી ગયો કે આ બંધ કરીને આવી જા ઘરે કામ છે, આવે કોઈ family માં જાવું હોય કે કે family ને કામ હોય હવે તમે નવરત્નને એક ને જ કામ હોય ઘરમાં તો એવું કરવું પડે

અને એવું કરતાં કે એને રોજ નવી નવી લાવતી હોય હવે હું એનાથી કંટાળું છુ તો એ શું કરવાનું કે નવી ચીજો લાવાની છે કે આ item લઈને આવાનુ છે. ના item લઈને જાવ તો માથે વરી આવે મારા ભાઈ છે ને છોટુ નાનો જ છે નાનો નથી, અને એ મારા ગાડી ઉપર army લખેલું છે તો મારા ભાઈ army માં જ છે ને તો બીજું તો મારે તમને ખબર નઇ બતાઈ દીધી છે. તો મારો ભાઈ army માં છે એ તો અત્યારે દિલ્હી posting માં છે એને બીજું એને ચાર પાંચ વર્ષ થઇ ગયા બે હજાર અઢાર નવ ઓગણીસમાં લાગ્યું તું

ત્યારે બે દિવસ ઘુમવા ગયા હતા ને પછી drink brink કરી હતી લાવ્યો હતો મારા માટે તો પછી મારા માટે તો ખાસ લાવતું જ હોય. બે ત્રણ લેતો આવે. બે ત્રણ નઇ એના monthly માં ચાર મળે છે. હા એ તો ઇ જમા કરી લેતા હોય મારા માટે આપી જતો હોય અને મારા father બી થોડું ના એના license હોય છે ને. એને પણ goverment આપે જ છે સામેથી તો પછી એનું શું કોઈ પકડવાનું. એક વાર નહી એ ફૌજનો જવાન છે. જવાન યાની દેશની રક્ષા કરે જે અને આપડા છે કે આપણાં અત્યારે હાલમાં આપણાં સાથે કોઈ એવું કરતાં હોય તો ઇ દુર્ઘટના ઘટી ગઈ હોય તો આપણે ઢીલા પડી જતું હોય. અને હવે આ એના તે જોશ સાથે અગર એ ઢીલા જવાન દેશનો આપણો જવાન ઢીલો પડી ગયો તો શું રક્ષા કરે

ફૌજમાં એટલા બધા જણા भी હોય કે drink નઇ કરતાં. ઘણા બધા હોય છે.

મારે goverment line માં એને શોખ હતું પહેલેથી ત્યારથી. અમે તો કીધું તું percentage સારો આવ્યો હતો દસમી બારમી માં તો મે કીધું કે science લઈને ભણી લઈ કોઈ company માં લગી જશે હા આહ

તો પછી એને કીધું તું મને એ જાતે કે ના ભઈ મને તો, મે એને કીધું તું તો બોલે ના મને તો શોખ છે, કરવી છે. મે તો સારું તો કર લે નહીં તો એને તો હું પઢાવા માંગતો તો કે કે science ના કોઈ સારી job કરી લે કે મે એને કીધું કે આહ engineering બની જા કે doctor બની જા. બીજું શું અમે અહીંયા કરતાઈ જતાં અને અમે ખર્ચો ને થોડું ભેગું થતું.

તો એવું માટે તો drink brink કરવાને મજા આઈ જતું હોય. એ એવું કહેતો હતો, અત્યારે દિલ્લીમાં છે આવે છે. હા બાપા ના માટે भी લાયો છે ત્યારે भी એતો અમરે એવું બનાવ થયું ને એતો હવે આવતું વર્ષ એટલે. હા હા તો નઇ હોય એ આવ નઇ તો મારા પપ્પાક્યે અમે લોકો એવું નથી કરતાં. અમે એ મારો ભાઈ આવે ત્યારે એ chicken વિકન લાવે ત્યારે ખાવાનું પીવાનું હોય. ત્યારે આપણા એ પપ્પા અલગ કરી લેતા. પપ્પા સાથે ના કરતાં ક્યારેભી અમે લોકો એ અમે અલગ મેડ કરી લેતા હોય અને બધા chicken વિકન રાતના ખઈને બેઠતા હોય આરામ થી જઈને હા ખાલી ખાઈ લેવાનું બીજું એને એ આવતું હોય ત્યારે બનાઈ લેવાનું ત્યારે મારે ઘરમાં એવું હોયને કે tenament મારો જાતે છે area ભાઈ છે. મેઘાણીનગર જે society આવે ના એમાં ત્રણ માળનું છે. અલગ અલગ છે એવું મકાન, flat છે નીચે મમ્મી પાપા રહેતા હોય નીચે એવું બધા રહેતા બધા family પૂરા સાથે રે. મારો room બનાવ્યો ઉપર છે એવું કે નીચે મમ્મી પપ્પા સૂતા હોય કે બેઠતા હોય કે TV વીવી લગાઈ દે સોફા છે ક કોઈ મેમાન આવતું હોય તો અમે અત્યારે હાલમાં અહિયાં આવી ગયા તો હવે મારા પપ્પા ઘરે હોય કે એવું હોય તો નીચે આવીને વાત ચિત કરતાં હોવ ને બેઠતા ઉઠતાં હોય તો કોઈ ભી મેમાન હોય તો પપ્પા સાથે બાતચીત કરવા માટે એના અલગ room છે પછી ઉપર મારા રહેતા હોય તો હૂ તમારા માટે family ચા પાણી ને ખાનું વાનું બનાવતી હોય તો હમ હા મારો તો એમ બીજું ત્રીજું માળમાં મારા ભાઇનું પૂરું સામાન રાખ્યું છે ને પેલું એવું રહેતું હોય તો એના એવું છે કે બીજું કોઈ અમારે દિક્કત ન આવે કે ભાઈ આ ચીજ આ આ જગ્યા ઉપર રખી છે

અ બીજું

એય સારું પગાર તો સારું હોય એમાં

આપણે શું કરવાનું, આપણે જે support કરતાં હોય એ ભાઈ ને એવું છે કે આપણાં ઉપર કોઈ જીવનમાં problem ન હોવો જોઈંએ આપણે support ના કરતાં હોય કે બીજી બીજું શું છે કે family આવી જતી હોય તો અલગ અલગ વધારે એવું જ થઈ જતું હોય અને એના કોઈ જીવનમાં તકલીફ હોય કે કોઈ problem હોય તો આપણે મોટા હોઈ તો આપણે solve કરવું પડે યાર support કરવું પડે. હવે કોઈ भी હા father નહિ? father શું કરે? છે તમે કેટલા ભાઈ બેન છો?

હમ એવું તો કે college કરતા તા ને ત્યારે અમારે તો તેવું હતું કે graduation કરીએ તો એવું અમારે भीcondition હતું તો અમારે એવું હતું કે પાપા भी કરતા હતા ત્યારે અમે college કર્યું. college માં ગુજરાત college માં આવ્યો. ગુજરાત college માં આવ્યા તો બતાયે કે આ company છે કે જો કરવી હોય તો માટે આવ્યા કે આપણે જોઈએ. પહેલી મારી first job હતી એ કે મને તો કુછ આવતું ભી નથી આટલું તો પેલા ભાઈ આવ્યા મે interview આપ્યું નીચે Interview આપ્યું તું, આપ્યું તો બોલે પાસ થઈ ગયા. પહેલા એક હતી Videocon ક્યે એક થી દસમાં આઈ જાવ આજ થી જ આઈ જાવ ના સાહેબ મે તો મારા પપ્પાને ખબર પડશે તો મને મારસે કે બીજું કરસે કે મારા પપ્પા કહશે કે તને પઢાઈ લે પહેલા પઢી લે પછી બીજું કરજે પછી તો મે ઘરે મમ્મીએ કીધું મે પાપાથી વધારે વાત નહી કરતા મતલબ એટલું છે કે બતા તો કરે છે મતલબ જે કામ ની વાત હોય કે એવું કરવાનું. એટલે મે મમ્મીને કીધું. મમ્મીએ કીધું

હા હમ

તો અમે બંને ભાઈઓ હમ હા હા હા

તો રાસન પાણીને એ? રાસન પાણીનું અને ગેસના બાટલા અને light bill આ બધા હું કરી લઉં છું આ સાડા નવ માથી એના પછી બીજું જે ઉપરનું રાશન હોય ને ઘઉં ને એવું અમે stock માં લખાઈ ને રાખતા હોય મારા મમ્મી. ઘેર તો એવું કે બાર બાર શું લેવા જવાનું હોય. તો વરસનું પૂરું stock કરી લેતા હોય છે ચાવલ, ઘેઉ, તેલ વેલ

બઉ છે હાલત ખરાબ થઇ જતી હોય હવે કોને કહેવાનું

આપણે એના માટે ચાલે છે કે બે જણ છે હા બિચારાને બોવ તકલીફ છે. એમાં એની ladies જે teacher છે નહિ યાર નહિ એનો लड़का लड़का भी पढाई કરે છે તો યાર નહિ થતું હો એમાં invest થતું હોય છે पढाई કરે છે ને બિચારા અને બે એ એ મને भी કહેતા હતા કે બે વાર બેનના ઘરે ગયા હતા ગાજિયાપૂર છે કે કઈંક ગયા હતા, ત્યારે ભી એને ત્યાં બી ખર્ચો થાય છે એને એક sister એને ticket booking કરાઇ હતી ત્યારે બિચારા ગયા હતા દસ દિવસ માટે. એ બોવ સારો માણસ છે બિચારો બોવ સીધો ભી છે એના પેલા Docomo થી મારા time થી છે. પહેલા એ ડો postpaid માં બોવ હે? હા Docomo માં postpaid માં હતા અને હું prepaid માં હતા. તો પહેલા અમારે બાતચિત નહિ થતી હતી કે એવું હતા તો એ બેચરો બોવ સીધું માણસને એવું બોલતું भी ના હતું. તો મે એને भी ઓળખતો નથી. એ મને નહી ઓળખતો તો પછી અમે નીચે આવ્યા તો પછી નીચે મે એ એમાં આવ્યા પછી અમે BSNL માં આવ્યાને તો કે હા તો પછી થોડું એવું બેઠવા ચાલુ થયું તો ત્યારે આપણા friends બી બની ગયા તો બાતચીત કરતાં હતા એને કોઈ બી problem થતું હોય તો support કરી આપતા હતા. એવું એવું નથી કે બીજું વધારે સારો માણસ છે બિચારો કોઈ ચીજ લાવતો હતો ખાવા વાવામાં તો આપતા હતા. એતો દત્તને બી બોલાવે છે ને પહેલા અમે લોકોને દત્તને બધાને એની ખુશ માણસ છે. હા આપણે બીજે, હવે અત્યારે બંધ કરી દીધું છે બીજાને પહેલા લાવતો હતો ને તો અમે બધાને પાછો બોલાઈ ચલો પાછળ આઈ જાવ આઈ જાવ આઈ જાવ જબરદસ્તી લઈને જતાં હતા અમારા break ઓછું પડી જતું હતું. પણ અમે જતાં હતા બિચારા. સારું માણસ છે બિચારો એવું કઈ નથી

એક વર્ષ ક્યાથી? બે હજાર તેર ચૌદમાં હોય દસ આઠ વરસ થઈ ગ્યા હશે મારા time હા તો, આનું મારું અમારા બધા નું સારું પગાર આવતું અને સાડા નવ ને દસ સાડા દસ ને આને ભી બિચારા નો pf અટક્યું છે એ બે હજાર બીસ નું bonus અટક્યું છે એ ભી આવશે. આનો તો બીસ ચોવીસ હજાર આવશે એ દિવસે file check કરાઈતી ને અમે લોકોએ ત્યારે ચોવીસ મારું ચૌદ હજાર હતું પુનિતલાલ ચોવીસ બીસ હજાર જેવું હતું બધા ને ના મારે વધારે એવું હતું ને કે મેં એ time એ ગુલ્લી વધારે મારી લીધી હતી મે festival એ બધા , બધા festival ઘરે પંદર વીસ દિવસ તો એ કોઈ કામથી ગયો હોઈશ તમે કોઈ leave ઉપર ગયા હોવ કદાચ. નઈ એમાં એવું હતું કે હા પણ નઈ એ દિવસે તો કઈ leave લઇ ને ગયો. , એ તો regular ત્યરાએ થયો તો. હવે આપડે regular શું કરવાનું? હવે તમે, તમે કામ કરો છો તમે મારું payment સારું કરો તો હું તમારું regular કામ કરું ને તો એમાં એવું થઇ ગયું તું ને કે આનું કોઈ ઠેકાણું જ નથી હોતું એવું બુરી હાલત થઇ ગઈ તી ને કે દત્ત ને ભી પૂછજો કે સાલા અહિયાં આવાની ઈચ્છા જ ના હોય તો હોળી મનાઈ મેં તો હોળી ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ની રજા લીધી દિવાળી ની ચાર ચાર દિવસ ની રજા લઇ લીધી પછી રજા વધારે કપાઈ ગઈ તો એ મને એ ભરી ભરી ને પૈસા આપતા તા ત્યારે તો મારા અઈયા પૈસા invest

પેલા બધા adjustment આપતા તા જે પેલા હતી ના એ brand હતું જે એ એનું પેલા હતું ને એ બધા ચાર કલાક છ કલાક નું adjustment આપતા તા દિવાળી પર કે festival પર બધાને આપતા તા મારે અત્યારે હાલ માં આ લોકો શું છે કે આ લોકો festival માં આપવું જરૂરી એ છે પર એ લોકો નઈ આપતા એ લોકો એવું કરાવે છે. નઈ તો પેલા બધા rule હતું ને બધા પેલા એક એવું લાગતું તું કે તમે job કરવા નઈ આવતા કઈક તમે festival home જેવું લાગતું તું. ત્યાં એવું હતું madam ને બધા ને જે કે તમે વાત કરો એવું નથી હોતું બહદા જે પણ ભી કોઈ ભી હોય friendly વાત કરે હસી મજાક કરે અને કોઈ ભી ladies જતી હોય તો ભી એવું કઈએ ને કે આનાથી નઈ બોલવાનું એ કોઈ કામ હોય તો એનાથી બોલી શકે તો એ પ્રેમ થી વાત કરતી તી પેલા આ પેલા એવું હતું કે પેલા એક agent ના ઉપર છે ને તમારે તમે નીચે જાઓ ને પેલા જે અપના center છે ને એ center head હતું તો એને center head માં બહુ પેલા તમારા તમારી વાત પેલા સાંભળી શકે તમે જાઓ ને તો તમારે problem છે એ જઈને કો છો કે સાહેબ મારે આ એવું છે કે એવું કરવું છે તો તમારા બોલાવશે કે તમારા manager ને અઈયા ઉભો રાખીને કે આ બંદા ને એના સાથે એવું કેમ થયો કોઈ ભી arrangement હોય કે કોઈ બીજું હોય ને તો યા કે એ કેમ થયો એવું કેવું હતું? તો action લેવાનું હતું agent ની પેલા બહુ support થતી તી અને agent ની એક value હતું કે આજે હા ભાઈ આજે આ level છે તમે એનાં કામ પર કરાઈ શકો છો એવું બધું રાત ના time માં એવું છે કે agent ની કોઈ value નથી કરતા કોઈ support નઈ કરતુ support નઈ કરતુ પેલા બધા એમને support કરતા તા બધા એમને

હા એતો સારા છે તો કોઈ ને ના કેવાય એના માટે

કેમ કે તમારી quality સારી હોય ને તો ત્યાર માટે એને કેતા હોય

અને માર તો શું છે મારે તો મારે તો ક્યારથી feedback ના લીધું હોય એ ખબર ના હોય